લિનક્સ માં રેગ્યુલર ફાઈલો સાથે કામ કરવા માટેના મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
ફાઈલો અને ડિરેક્ટરીઓ સાથે મળી લિનક્સ ફાઈલ સિસ્ટમ બનાવે છે
પહેલાંના ટ્યુટોરીયલમાં આપણે પહેલેથી જ જોયું છે કે ડિરેક્ટરીઓ સાથે કેવી રીતે કામ કરવું
તમે આ વેબસાઈટ પર ટ્યુટોરીયલ શોધી શકો છો
આ ટ્યુટોરીયલ માં આપણે જોશું કે રેગ્યુલર ફાઈલો કેવી રીતે નિયંત્રિત કરવું
આપણે પહેલાથી જ બીજા ટ્યુટોરીયલ માં જોયું હતું કે કેટ આદેશની મદદ થી ફાઈલ કેવી રીતે બનાવી શકાય છે
વિગતો માટે આ વેબસાઇટ જુઓ
ચાલો જોઈએ કે કેવી રીતે ફાઈલ ને એક સ્થળ થી બીજા સ્થળ ઉપર કોપી કરવું
તે માટે આપણી પાસે સીપી આદેશ છે
ચાલો જોઈએ કે કેવી રીતે આદેશ વાપરવામાં આવે છે
એક ફાઈલ કોપી કરવા માટે લખો સીપી સ્પેસ એક અથવા વધુ વિકલ્પ space સોર્સ ફાઈલનું નામ સ્પેસ ડેસ્ટ ફાઈલનું નામ
એક જ સમયે ઘણી ફાઈલો ને કોપી કરવા માટે
આપણે લખીશું સીપી સ્પેસ એક અથવા વધુ વિકલ્પ
સોર્સ ફાઈલો કે જે આપણે કોપી કરવા ઈચ્છીએ છીએ તેના નામઅને અંતિમ ડિરેક્ટરી કે જેમાં આ ફાઈલો કોપી કરવામાં આવશે
ચાલો હવે આપણે ઉદાહરણ જોઈએ
પ્રથમ આપણે ટર્મિનલ ખોલીશું
આપણી પાસે પહેલેથી ટેસ્ટ1 નામની ફાઈલ homeanirbanarc માં છે ટેસ્ટ1 માં શું છે તે જોવા માટે આપણે લખીશું કેટ ટેસ્ટ1 અને Enter દબાવો
આપણે જોઈ શકીએ છીએ ટેસ્ટ1 ના કન્ટેન્ટ બતાવવામાં આવેલ છે હવે જો આપણે તેને બીજી ફાઇલ માં કોપી કરવું છે જેનું નામ છે ટેસ્ટ2 તો આપણે લખીશું સીપી ટેસ્ટ1 ટેસ્ટ2 અને Enter દબાવો
હવે ફાઈલ કોપી કરવામાં આવી છે
જો ટેસ્ટ2 અસ્તિત્વમાં ન હોય તો પ્રથમ તે બનાવશે અને પછી ટેસ્ટ1 ના સમાવિષ્ટો તેમાં કોપી કરશે
જો તે પહેલાથી જ અસ્તિત્વમાં હોય તો પછી તે ફરીથી લખશે એટલે કે ઓવર રાઇત થશે
કોપી થયેલું જોવા માટે લખો કેટ ટેસ્ટ2 અને Enter દબાવો
તમે વિવિધ ડિરેક્ટરીઝ માં અથવા વિવિધ ડિરેક્ટરીઝ થી ફાઈલો કોપી કરી શકો છોઉદહરણ તરીકે લખો સીપી homeanirbanarcdemo1 homeanirbandemo2 અને Enter ડબાઓ
આ શું કરશે તે સ્ત્રોત ડીરેકટરી homeanirbanarc માં આવેલ ફાઈલ ડેમો1 ને અંતિમ ડિરેક્ટરી homeanirban માં કોપી કરશે
તે ફાઈલ નામ ડેમો1 થી કોપી કરશે
ડેમો2 ત્યાં છે એ જોવા માટે લખો એલએસ સ્પેસ homeanirban અને Enter ડબાઓ
આપણે ઉપર ખસાડીશું તો તમે અહીં જોઈ શકશો ડેમો2 છે
હેડ ખસેડતા પહેલાં ચાલો સ્ક્રીન સાફ કરીએ
જો તમે ઈચ્છતા હોઉં કે અંતિમ ડિરેક્ટરીમાં ફાઇલ નું નામ સમાન હોય તમે કદાચ ફાઈલ નામ ઉલ્લેખ ન કર્યો હોય
ઉદાહરણ તરીકે લખો સીપી homeanirbanarcdemo1 homeanirban અને Enter ડબાઓ
આ ફરીથી ફાઈલ ડેમો1 જે homeanirbanarc ડિરેક્ટરી થી homeanirban ડિરેક્ટરી માં ફાઈલ નામ ડેમો1 સાથે કોપી થશે
પહેલાંની જેમ ડેમો1 જોવા માટે લખો lshomeઅનિર્બાણ અને Enter ડબાઓ
અહીં ફરીથી આપણે ઉપર સ્ક્રોલ કરીશું અને તમે જોઈ શકો છો ડેમો1 ફાઈલ અહીં છે
ફરીથી હેડ ખસેડતા પેહલા ચાલો સ્ક્રીન સાફ કરીએ
અન્ય ઉદાહરણ જેમાં આપણે ડેસ્ટીનેશન ફાઈલ નામ આપવાની જરૂર નથી જ્યારે આપણે ઘણી ફાઈલોની કોપી કરવા ઈચ્છતા હોઈએ
આપણે ધારીશું કે આપણી પાસે હોમ ડિરેક્ટરીમાં ત્રણ ફાઈલો છે જેના નામ છે ટેસ્ટ1 ટેસ્ટ2 ટેસ્ટ3
હવે આપણે લખીશું સીપી ટેસ્ટ1 ટેસ્ટ2 ટેસ્ટ3 homeanirbantestdir અને Enter દબાવો
આ બધી ત્રણ ફાઈલો test1ટેસ્ટ2 એન્ડ ટેસ્ટ3 ને homeanirbantestdir ડિરેક્ટરીમાં તેમના નામ બદલ્યા વિના કોપી કરશે
તમે જોશો કે આ ફાઈલો વાસ્તવમાં કોપી થયેલ છે
આપણે એલએસ homeanirbantestdir લખીશું અને Enter દબાવીશું
જેમ તમે જોઈ શકો છો ટેસ્ટ1 ટેસ્ટ2 અને ટેસ્ટ3 આ ડિરેક્ટરી માં હાજર છે
ઘણા વિકલ્પો છે કે સીપી સાથે આવે છે
અહીં આપણે માત્ર સૌથી મહત્વપૂર્ણ જોઈશું
ચાલો પ્રથમ પાછા સ્લાઇડ્સ ઉપર જઈએ
બધા વિકલ્પોમાં R એક વધુ મહત્વનું છે
તે સમગ્ર ડિરેક્ટરી સંરચનાને રીકરસીવ કોપી કરે છે
ચાલો એક ઉદાહરણ જોઈએ ચાલો ટેસ્ટડિર ડિરેક્ટરીના તમામ સમાવિષ્ટોને ટેસ્ટ કહેવાતી ડિરેક્ટરીમાં કોપી કરવાનો પ્રયાસ કરીએ
તે માટે આપણે સીપી ટેસ્ટડિર ટેસ્ટ લખીશું અને Enter દબાવીશું
જેમ તમે આઉટપુટ સંદેશ દ્વારા જોઈ શકો છો
સામાન્ય રીતે આપણે સીપી આદેશ દ્વારા કેટલાક સમાવિષ્ટો સીધા કોપી ન કરી શકીએ
પરંતુ R વિકલ્પ ની મદદથી આપણે આ કરી શકીએ છીએ
હવે આપણે લખીશું સીપી R ટેસ્ટડિર ટેસ્ટ અને Enter દબાવો
આ ફાઈલો હવે એ જોવા માટે કોપી થઇ ગઈ છે કે શ્રેષ્ઠ ડિરેક્ટરી વાસ્તવમાં અસ્તિત્વમાં છે
તે માટે લખો એલએસ અને Enter ડબાઓ
તમે જોઈ શકો છો ટેસ્ટ ડિરેક્ટરી અસ્તિત્વમાં છે
ચાલો સ્ક્રીન સાફ કરીએ
ટેસ્ટ અંદરના સમાવિષ્ટો જોવા માટે લખો એલએસ ટેસ્ટ અને Enter દબાવો
તમે ટેસ્ટ ડિરેક્ટરીના સમાવિષ્ટો જોઈ શકો છો
હવે આપણે સ્લાઇડ્સ પર પાછા જઈએ
આપણે જોયું કે જો ફાઈલ પહેલાથી જ હાજર બીજી ફાઇલ માં કોપી થાય તો પેહલા થી હાજર ફાઈલ ઓવરરાઈત થાય છે
હવે શું થાય જો આપણે અજાણતામાં મહત્વપૂર્ણ ફાઈલ ઓવરરાઈત કરીએ
આવું થતું અટકાવવા માટે આપણી પાસે b વિકલ્પ છે
આ દરેક પેહલા થી હાજર ડેસ્ટીનેશન ફાઇલ નું બેકઅપ બનાવે છે
આપણે i ઇન્ટરેક્ટિવ વિકલ્પ નો પણ ઉપયોગ કરી શકીએ છીએ આ આપણને દરેક ડેસ્ટીનેશન ફાઈલ ને ઓવરરાઇટ કરતા પેહલા હંમેશા ચેતવે છે
હવે ચાલો જોઈએ એમવી આદેશ કેવી રીતે કામ કરે છે
આ ફાઈલો નું સ્થાન બદલવા માટે વપરાય છે
હવે આ કેવી રીતે ઉપયોગી છે
તે બે મુખ્ય ઉપયોગો છે
તે ફાઈલ અથવા ડિરેક્ટરી નું નામ બદલવા માટે વપરાય છે
તે એક અલગ ડિરેક્ટરીમાં ફાઈલોના જૂથને પણ ખસેડી શકે છે
એમવી સીપી સમાન જ છે જે આપણે પહેલેથી જ જોયું છે
તેથી ચાલો જોઈએ એમવી કેવી રીતે વાપરી શકાય
આપણે ટર્મિનલ ખોલીશું અને લખો એમવી ટેસ્ટ1 ટેસ્ટ2 અને Enter દબાવો
આ ટેસ્ટ1 નામવાળી ફાઈલ જે પહેલાથી જ હોમ ડિરેક્ટરી માં હાજર છે તેને ટેસ્ટ2 નામ સાથે બદલશે
જો ટેસ્ટ2 પહેલાથી જ અસ્તિત્વમાં છે તો તે ઓવરરાઈટ થઇ જશે
જો ફાઈલ ઓવરરાઇટ કરતા પેહલા આપણે ચેતવણી ઈચ્છીએ છીએ
તો આપણે એમવી આદેશ સાથે i વિકલ્પ વાપરી શકીએ છીએ
ધારો કે આપણી પાસે બીજી ફાઇલ છે જેનું નામ છે અનિર્બાણ
આ ફાઈલને આપણે ટેસ્ટ2 ના નામે રીન્યુ કરવા ઈચ્છીએ છીએ આપણે લખીશું એમવી i અનિર્બાણ ટેસ્ટ2 અને Enter ડબાઓ
જેમ તમે જોઈ શકો છો કે ચેતવણી આપવામાં આવેલ છે જે પૂછે છે ટેસ્ટ2 ઓવરરાઇટ કરવું છે કે નહિ
જો આપણે ય દબાવીએ અને પછી Enter દબાવીએ તો ફાઈલ ખરેખર ઓવરરાઇટ થઇ જશે
સીપી ની જેમ આપણે એમવી સાથે પણ ઘણી ફાઈલો ઉપયોગમાં લઇ શકીએ છીએ પરંતુ તે કિસ્સામાં ડેસ્ટીનેશન ડિરેક્ટરી હોવી જોઈએ
આગળ વધવા પેહલા ચાલો સ્ક્રીન સાફ કરીએ
ધારો કે આપણી પાસે ૩ ફાઈલો આપણી હોમ ડિરેક્ટરીમાં છે abcટીએક્સટી popટીએક્સટી અને pushટીએક્સટી
તેની હાજરી જોવા માટે એલએસ લખો અને Enter કળ દબાવો
અહીં ફાઈલો છે popટીએક્સટી pushટીએક્સટી અને abcટીએક્સટી
ચાલો સ્ક્રીન સાફ કરીએ
હવે આપણે આ ત્રણ ફાઈલોને ટેસ્ટડિર કહેવાતી ડિરેક્ટરીમાં ખસેડવા ઇચ્છીએ છીએ
આપણે શું કરવાની જરૂર છે એમવી abcટીએક્સટી popટીએક્સટી pushટીએક્સટી અને પછી ડેસ્ટીનેશન ફોલ્ડર નું નામ જે ટેસ્ટડિર છે અને Enter દબાવો
તેમને જોવા માટે એલએસ ટેસ્ટડિર લખો અને Enter દબાવો
તમે ફાઈલો એબીસી પોપ અને pushટીએક્સટી જોઈ શકો છો
હવે ચાલો અમુક વિકલ્પો કે જે એમવી સાથે આવે છે તે જોઈએ
ચાલો પ્રથમ સ્લાઇડ્સ પર પાછા જઈએ
001348 001357 પછી એમવી આદેશ સાથે b અથવા backup વિકલ્પ આવશે
તે ઓવરરાઇટ કરવા પેહલા બધી ફાઈલો નું ડેસ્ટીનેશન માં બેકઅપ લેશે
આગળ આપણે આરએમ આદેશ જોઈશું
આ આદેશ નો ઉપયોગ ફાઈલો રદ કરવા માટે થાય છે
ટર્મિનલ ઉપર ફરીથી જાઓ અને એલએસ ટેસ્ટડિર લખો
આપણે જોઈ શકીએ છીએ ફાઈલ નામ faqટીએક્સટી હાજર છે
આપણે આ રદ કરવા ઈચ્છીએ છીએ
તે માટે આપણે લખીશું આરએમ ટેસ્ટડિર faqટીએક્સટી અને Enter દબાવો
આ આદેશ ટેસ્ટડિર ડિરેક્ટરી માંથી ફાઈલ faqટીએક્સટી ને રદ કરશે
ફાઈલ વાસ્તવમાં ફાઈલ રદ થઈ છે કે નહિ તે જોવા માટે ચાલો ફરીથી એલએસ ટેસ્ટડિર લખીએ અને Enter દબાવીએ
આપણે ફાઈલ faqટીએક્સટી જોઈ નથી શકતા
આપણે ઘણી ફાઈલો સાથે આરએમ આદેશ વાપરી શકીએ છીએ
ટેસ્ટડિર ડિરેક્ટરી બે ફાઈલો એબીસી1 અને એબીસી2 સમાવે છે
ટેસ્ટડિર ડિરેક્ટરી બે ફાઈલો એબીસી1 અને એબીસી2 સમાવે છે
તે માટે આપણે લખીશું આરએમ testdirએબીસી1 testdirએબીસી2 અને Enter કળ દબાવો
આ ટેસ્ટડિર ડિરેક્ટરીમાંથી એબીસી1 અને એબીસી2 ફાઈલો રદ કરે છે
તેઓ રદ થઇ ગયા છે તે જોવા માટે ફરીથી લખો એલએસ ટેસ્ટડિર
તમે એબીસી1 એબીસી2 જોઈ નથી શકતા
ચાલો આગળ જતાં પહેલાં સ્ક્રીન સાફ કરીએ
હવે ચાલો પાછા સ્લાઇડ્સ પર જઈએ
ચાલો જોઈએ આપણે શું કહ્યું
એક ફાઈલ રદ કરવા માટે આપણે લખ્યું આરએમ અને પછી ફાઈલનું નામ
ઘણી ફાઈલો રદ કરવા માટે આપણે લખીશું આરએમ અને ઘણી ફાઈલો ના નામ જેને આપણે રદ કરવા ઈચ્છીએ છીએ
હવે ચાલો આરએમ આદેશ ના કેટલાક વિકલ્પો જોઈએ
ક્યારેક ફાઈલ રાઇટ પ્રોટેક્ટેડ હોય છે તો પછી આરએમ આદેશની મદદથી ફાઈલ રદ ન થઇ શકે
આ કિસ્સામાં આપણી પાસે f વિકલ્પ છે જે ફાઈલને દબાણપૂર્વક રદ કરે છે
અન્ય સામાન્ય વિકલ્પ r વિકલ્પ છે
ચાલો જોઈએ આ વિકલ્પો ક્યાં ઉપયોગી છે
ચાલો ટર્મિનલ પર જઈએ
આરએમ આદેશ સામાન્ય રીતે ડિરેક્ટરીઓ રદ કરવા માટે ઉપયોગમાં નથી આવતું જે માટે આપણી પાસે રામદીર આદેશ છે
પરંતુ સામાન્ય રીતે રામદીર આદેશ ડિરેક્ટરી ખાલી હોય ત્યારે જ તે રદ કરે છે
જો આપણે એ ડિરેક્ટરી રદ કરવા ઈચ્છતા હોય કે જેની અંદર ઘણી સંખ્યા માં ફાઈલો અને સબડિરેક્ટરીઓ છે તો શું
ચાલો આ કરવા માટે આરએમ આદેશ નો પ્રયાસ કરીએ
ચાલો લખીએ આરએમ અને ડિરેક્ટરી જે આપણે રદ કરવા ઈચ્છીએ છીએ જે છે ટેસ્ટડિર અને Enter દબાવો
આઉટપુટ સંદેશ પરથી આપણે જોઇ શકીએ કે આપણે ટેસ્ટડિર રદ કરવા માટે આરએમ નો ઉપયોગ ન કરી શકીએ
પરંતુ જો આપણે r અને f વિકલ્પ ભેગા કરીએ તો આપણે આ કરી શકીએ છીએ
rm આરએફ ટેસ્ટડિર લખો અને પછી Enter દબાવો
હવે ટેસ્ટડિર ડિરેક્ટરી સફળતાપૂર્વક રદ થઇ છે
ચાલો હવે સ્લાઇડ્સ પર આગામી આદેશ શીખવા માટે પાછા જઈએ
સીએમપી આદેશ
ક્યારેક આપણે એ ચકાસવું જરૂરી હોય છે કે બે ફાઈલો સમાન છે
જો તેઓ સમાન હોય તો આપણે તેમાંથી એક ને રદ કરી શકીએ છીએ
આપણે એ પણ જોવા ઈચ્છતા હોઈએ કે શું ફાઈલ છેલ્લી આવૃત્તિ પછી બદયાલેય છે કે નહી
આ અને બીજા ઘણા હેતુઓ માટે આપણે સીએમપી આદેશ વાપરી શકીએ છીએ
તે બે ફાઈલો ને બાઈટ દ્વારા બાઇટ સરખાવે છે
ફાઇલ1 અને ફાઇલ2 સરખાવવા માટે આપણે સીએમપી ફાઇલ1 ફાઇલ2 લખીશું
જો બે ફાઈલો સમાન સમાવિષ્ટ ધરાવતા હોય તો પછી કોઈ સંદેશો પ્રદર્શિત ન થશે
માત્ર પ્રોમ્પ્ટ છાપવામાં આવશે
જો તેમના સમાવિષ્ટો માં તફાવતો હશે તો પછી પ્રથમ મિસમેચનું સ્થાન ટર્મિનલ પર છાપવામાં આવશે
ચાલો જોઈએ કેવી રીતે સીએમપી કાર્ય કરે છે
આપણી પાસે આપણી હોમ ડિરેક્ટરીમાં બે ફાઈલો છે જેના નામ છે સેમ્પલ1 અને સેમ્પલ2
ચાલો જોઈએ તેઓ શું સમાવે છે
લખો કેટ સાંપે1 અને Enter કળ દબાવો
તે થિસ ઇસ એ લિનક્સ ફાઇલ ટીઓ ટેસ્ટ થે સીએમપી કમાન્ડ ટેક્સ્ટ સમાવે છે
અન્ય ફાઈલ સેમ્પલ2 ટેક્સ્ટ સમાવે છે અને તે જોવા માટે આપણે લખીશું કેટ સેમ્પલ2 અને Enter દબાવો
તે થિસ ઇસ એ યુનિક્સ ફાઇલ ટીઓ ટેસ્ટ થે સીએમપી કમાન્ડ
લખાણ સમાવે છે
હવે આપણે આ બે ફાઈલો પર સીએમપી આદેશ લાગુ પાડી શકીએ છીએ
આપણે લખીશું સીએમપી સેમ્પલ1 સેમ્પલ2 અને Enter કળ દબાવો
આપણે જોઈ શકીએ છીએ કે બે ફાઈલો સેમ્પલ1 અને સેમ્પલ2 વચ્ચે પ્રથમ તફાવત બતાવ્યો છે
ચાલો આગામી આદેશ ઉપર જતાં પહેલાં સ્ક્રીન સાફ કરીએ
આગામી આદેશ આપણે ડબ્લ્યુસી આદેશ જોઈશું
આ આદેશ ફાઈલ માં અક્ષરો શબ્દો અને લીટીઓની સંખ્યા ગણતરી કરવા માટે ઉપયોગી છે
આપણી હોમ ડિરેક્ટરીમાં સેમ્પલ3 નામવાળી ફાઈલ છે
ચાલો તેના કન્ટેન્ટ જોઈએ તે માટે આપણે લખીશું કેટ સેમ્પલ3 અને Enter દબાવો
આ સેમ્પલ3 ના કન્ટેન્ટ છે
હવે ચાલો આ ફાઈલ પર ડબ્લ્યુસી આદેશ વાપરીએ
તે માટે આપણે લખીશું ડબ્લ્યુસી સેમ્પલ3 અને Enter કળ દબાવો
આદેશ નિર્દેશ કરે છે કે ફાઇલને 6 લીટીઓ 67 શબ્દો અને 385 અક્ષરો છે
આ અમુક આદેશો હતા જે આપણને ફાઈલો સાથે કામ કરવા માટે મદદ કરે છે
બીજા ઘણા આદેશો છે
વધુમાં દરેક આદેશ જે આપણે જોયા તેના અન્ય ઘણા વિકલ્પો છે
તેમના વિશે વધુ જાણવા માન આદેશની મદદ લો
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટ નો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
આ વિશે વધુ માહિતી httpspoken tutorialorgNMEICT Intro લીંક ઉપર ઉપલબ્ધ છે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
જોડાવા બદલ આભાર